કોના લીધે આ બની ઑક્સીજન અવસ્થા બની. નિષ્ક્રીય યુગ્મ ના કારણે બે બે ઘટાડતા જવાનું. છ માંથી બે જાય તો ચાર, ચાર માંથી બે જાય તો બે. અને બે ઇલેક્ટ્રોન મેળવીને તે અષ્ટક પૂર્ણ કરી શકે. સમૂહ પંદર ની વાત કરીએ તો જેની ઇલેક્ટ્રોન રચના છે એન એચ ટુ એન પી ફાઇવ સાત ઇલેક્ટ્રોન. સાત ગુમાવે એટલે પ્લસ સેવન પણ આ સમૂહ નું પ્રથમ તત્વ ફ્લોરિન ક્યારેય સાત ઇલેક્ટ્રોન ગુમાવતું નથી તે હંમેશા એક ઇલેક્ટ્રોન મેળવીને અષ્ટક પૂર્ણ કરીને સંતોષ માનશે માટે ફ્લોરિન ની ઓક્સીડેશન અવસ્થા માઇનસ વન મળશે. ત્યાર પછીના ક્લોરીન, બ્રોમીન, આયોડીન તેમાં આપણને પ્લસ સેવન તેમાંથી બે ઘટાડો તો પ્લસ ફાઇવ, તેમાંથી બીજા બે જા બે ઘટાડીએ તો પ્લસ થ્રી, બીજા બે ઘટાડી એ તો પ્લસ વન સુધીની ઓક્સીડેશન અવસ્થાઓ આપડને ક્લોરીન, બ્રોમીન, આયોડીન માં જોવા મળે છે. કેમ આવું જોવા મળીયું? કારણ કે ભારે તત્વો માં ડી અને એફ એક્ષક નો સમાવેશ થાય છે માટે ત્યાં સ્કીન યુગ્મ અસર થાય છે. સમૂહ અઢાર ની ઇલેક્ટ્રોન રચના એનએચ ટુ એનપી સિક્સ પ્રકારની છે. અને હીલિયમ અપવાદ રૂપ છે જેમ ઇલેક્ટ્રોન રચના વનએચટુ છે અને ત્યાં જ તેનું ડૂપ્લેક પૂર્ણ થાય. તેના માટે અષ્ટક નથી હોતું ડૂપ્લેક હોય છે કારણ કે વનએચ એક જ માત્ર કક્ષક અને એચ માં મા બે જ ઇલેક્ટ્રોન ભરી શે એટલે માત્ર હીલિયમ વનએચ વનએચટુ બનાવી ને તે નિષ્ક્રીય બની જાય. તો ત્યાર પછી ના તત્વો હીલિયમ, નિયૉન, આર્ગોન, ક્રિપ્ટોન અને ઝેનોન જેનો આપણને પ્લસ એક ઓક્સીડેશન અવસ્થા જોવા મળશે ખાસ કરીને ક્રિપ્ટોન અને ઝેનોન આમના પ્રયોજન બનાવવા મુશ્કેલ હોય છે પરંતુ પ્રયોક્ષર બનાવી શકાય છે જેમાં ખાસ ઝેનોન ઝેનોન ના આપડને એફસીએફસિક્સ મળશે એફસીએફફોર મળશે એફસીએફટુ અને એફસીઑટુએફટુ ઝેનોન ઓકસી ફ્લોરાઈડ આ બધા ઝેનોન ના સંયોજનો બનાવી શકાય જેમાં ઝેનોન ની ઓક્સીડેશન અવસ્થા નિષ્કરીય યુગ્મ ના કારણે પ્લસ એક થી શરૂ કરીને પ્લસ સિક્સ પ્લસ ફોર અને પ્લસ ટુ જેવી ઓક્સીડેશન અવસ્થા ઑ બનાવે બનાવી શકે છે. તો આગળ આપડે વધીએ અહિયાં આપડે અહી પી વિભાગના તત્વોની વાત કરીએ તો પી વિભાગના તત્વો માં આપડને વેરાયટી જુદી જુદી જુદી વેરાયટી મળે પી વિભાગના તત્વોમાં આપડને ધાતુ એ મળે ઉપધાતુ એ મળે અને અધાતુ પણ મળે છે. યાદ રાખજો. કે અહી સી સી વિભાગની અંદર પી વિભાગમાં આ જે પટ્ટો છે જાંબલી રંગનો આ બધા જ તત્વો કે ધાતુ તત્વો છે. આ તત્વો ક્યાં છે ધાતુ તત્વો આ તત્વો ક્યાં છે? ધાતું તત્વો છે. જ્યારે આ ગ્રીન બતાવે છે તે બધા જ તત્વો જે અધાતુ તત્વો છે. ગ્રીન છે એ કેવા છે બધા અધાતુ તત્વો અને વચ્ચે જે ઝીગ ઝેક પડી બોરોન, સિલિકોન, જર્મેનિયમ, આર્સેનિક. એન્થીમની, બરોબર ત્યારપછી સેલ્યુડિયમ અને કેથ્રી આ જે છે એક સેમી મેટલ હોય છે અર્ધ ધાતુ ઑ છે ઉપધાતુઓ છે જે પી વિભાગના તત્વોની અંદર આપડને ઘણી બધી વિવિધતા જોવા મળે પી વિભાગના તત્વો કે જેની અંદર આપડે જોઈ શકીએ છીએ તે માં ઉપર થી નીચે તરફ જઈએ છીએ તો ધાતુ ઑ વધતો જાય છે તેની અધાતુ ઑ અર્ધ ધાતુઓ ધાતુ ધાતુ બને ઓકે પી વિભાગમાં તમે ડાબા થી જમણા તરફ જાવ તો તમે જોવો મેક્સીમમ ક્યાં તત્વો બનતા જાય અધાતુ તત્વો મળતા જાય છે. એટલે સમૂહ સમૂહ વાઇઝ કહીએ તો સમૂહ માં ઉપરથી નીચે તરફ જતાં ધાતુ ગુણ વધતું જાય છે અને અધાતુ ગુણ ઘટતું જાય છે. જ્યારે આવર્ત વાઇઝ વાત કરીએ તો અહી ડાબા થી જબા તરફ જતાં અધાતુ ગુણ વધતાં હોય છે. એટલે પી વિભાગને આપડે જોઈએ ત્રણ પ્રકારમાં વર્ગીકૃત કરી શકાય ધાતુ અધાતુઓ અને અર્ધ ધાતુઓ તો અહિયાં આવર્ત કોષ્ટક માં અધાતુઓ અને ઉપ ધાતુઓ ફક્ત પી વિભાગમાં જ સમાવેશ થાય ચે. સરસ મજાની વસ્તુ કીધી જેથી પી વિભાગમાં જ અધાતુઓ અને ઉપધાતુઓ નો સમાવેશ થાય છે. તમે આખા આવર્તક કોષ્ટક માં જોજો તો એફ વિભાગ માં બંને સમૂહદાય ધાતુ તત્વો છે. વચ્ચે આડો પડીઓ છે ડી વિભાગ એ પણ સંક્રાતી ધાતુઓ છે. એની નીચે આડુ પડ્યું છે એફ વિભાગ તે પણ આંત સઙ્ક્ક્રાંતીય ધાતુ તત્વો છે પી વિભાગ એવો છે કે જેમાં અધાતુઓ મળે અને અર્ધ ધાતુ પણ મળટી હોય અને સમૂહ માં ઉપર થી નીચે ની તરફ જઈએ તો તેનો અધાતવીય ગુણ આગળ ના ભાગમાં ઘટતો જાય છે અહિયાં સી વિભાગના દરેક સમૂહ ના ભારે તત્વો જે વધારે ધાતવીય સ્વભાવ ધરાવે છે

તો પી વિભાગની અંદર આપડે ક્યૂ કે બોરોન, સીલિકોન, જર્મેનિયમ, આરથેરીક, એન્ટિમલી ટેરૂલમ, અને એસ્કેટિન જે અર્ધ ધાતુ ઑ છે હવે બે પ્રકારની વેરાયટી થઈ. ધાતુ ભી છે અધાતુ ભી છે. ધાતુ હંમેશા તમે પણ જાણો છો સહેલાઇથી ઇલેક્ટ્રોન ગુમાવી દે અને ધન આયન બનાવી દે જ્યારે અધાતુ ઑ સહેલાઇથી ઇલેક્ટ્રોન મેળવે અને ઋણ આયન બનાવે. એટલે કે સામાન્ય રીતે અધાતુ તત્વો ધાતુ તત્વો કરતાં ઊંચી આયનીકરણ એન્થાલ્પી ઊંચી વિદ્યુત ઋણતા ધરાવતા હોય છે. અધાતુ કહી શું કીધું આપડે? અધાતુ છે ઇલેક્ટ્રોન પ્રત્યે આકર્ષણ છે. જે અધાતુ ક્યારેય ઇલેક્ટ્રોન ગુમાવે નહી. તો આયનીયકરણ શું છે? આયાનીકરન એટલે વાયુ અવસ્થામાં તટસ્થ પરમાણુમાંથી ઇલેક્ટ્રોન પાણીમાં ડુબાડવામાં આવે. અને અંતે તેમાંથી જે પ્રકાંડ હોય એ પ્રકાંડ સડી જાય છે. અને રેસા ને હાથ વડે છૂટા પાડવામાં આવે છે. એટલે કે આમાં કેવું હોય, કે ચો વખતે જે ચોમાસું આવે ત્યારે ચોમાસા માટે ફળનો છોડ હોય એને ઉગાડવામાં આવે છે અને ત્યારબાદ તેનો છોડ જે પાકી જાય એટલે કે તેમાં ફૂલ આવી જાય પછી જે તે ફૂલ લણણી કરવામાં આવે એટલે કે તેને

આવે ત્યારબાદ તેને હાથ વડે કાઢી લેવામાં આવે એટલે કે એટલે કે હાથ વડે જે પ્રકાર હોય તો સડી ગયેલું હોય એમાંથી જે રેસા બને ને રેસાને હાથ વડે છુટા પાડવામાં આવે એટલે કે આ રીતના શણના રેસા બનતા હોય છે. પછી જોઈએ કે રેસામાંથી તાંતણા બનાવવાની ક્રિયાને શું કહેવાય કે જે રેસા નીકળે તેમાંથી તાંતણા બનાવવામાં આવે છે તો કે જ્યાં તાંતણા બનાવવામાં આવે તે પ્રક્રિયાને કહેવામાં આવે છે કાંતવું. પછી તાંતણા માટે વપરાતું સાધુ સાધન કે તાંતણા માટે જે સાધન વપરાય એને કહેવામાં આવે છે હાથ ધરી અથવા ચકલી પછી પહેલાના સમયમાં sorry દોસ્તો,

પછી આગળ જોઈએ કે ચેપ્ટર ચોથું જોઈએ ધોરણ છ માં ચેપ્ટર ચાર માં આપ્યું છે કે વસ્તુઓના જૂથ બનાવવા આ ચેપ્ટરનું નામ છે તેના પ્રશ્નો જોઈએ કે, કેટલીક ધાતુઓ લાંબા ગાળે પોતાની ચમક ગુમાવી દે છે અને ઝાંખી દેખાય છે આવું તે ધાતુ ઉપર કઈ પ્રક્રિયાને લીધે થાય છે એટલે કે અમુક ધાતુઓ એવી હોય કે શરૂઆતમાં ચળકતી હોય, પણ જેમ જેમ સમય જાય તેમ તેમ તેની ચમક હોય તે દૂર થતી હોય છે એટલે કે ઝાંખી થઈ જાય એવું શાના કારણે થાય તો કે તેને લાંબો સમય સુધી વાયુ વેગની પ્રક્રિયા તેના ઉપર થાય, તેના કારણે તેની ચમક દૂર થઈ જાય એટલે કે એનો સાચો જવાબ થશે વાયો તથા ભેજ ની પ્રક્રિયાના લીધે પછી જે પદાર્થ પાણી માં ઓગાળતા સંપૂર્ણ અદ્રશ્ય થઈ જાય અથવા ઓગળી જાય છે. એ પદાર્થ તે પદાર્થ પાણીમાં દ્રાવ્ય કહે છે એટલે કે પાણીમાં દ્રાવ્ય પદાર્થ કોને કહેવાય તો કે જે પદાર્થની તમે પાણીમાં નાખો અને સંપૂર્ણ રીતે તે પાણીમાં ઓગળી જાય દાખલા તરીકે, આપણે જે પાણી હોય એમાં તમે મીઠું નાખો અને થોડીવાર હલાવો પાણીમાં મીઠું નાખો અને થોડીવાર તેને હલાવો તો પછી તમને મીઠું ક્યાંય પાણીમાં દેખાશે નહીં કારણ કે તે, પાણીમાં જે મીઠું છે તે સંપૂર્ણ પાણીમાં ભળી ગયું હોય છે તેથી તમે મીઠાને શું કહી શકો તો કેમ મીઠાને તમે કહી શકો કે મીઠું એ દ્રાવ્ય છે કારણ કે તે મીઠું પાણીમાં સાવ ઓગળી જાય છે. તેના કારણે તમે કહી શકો કે મીઠું એ પાણીમાં દ્રાવ્ય છે. પછી જોઈએ તો તે જ રીતના અદ્રાવ્ય કોને કહેવાય તો કે અદ્રાવ્ય કહેવાય છે કે જે પદાર્થ પાણીમાં ઓગાળતા, મિશ્રિત થતા નથી એટલે કે સંપૂર્ણ ઓગળી જતા નથી અને કેટલાક સમય સુધી પાત્રમાં હલાવવાથી પણ અદ્રશ્ય થતા નથી તે પદાર્થને પાણીમાં અદ્રાવ્ય કહેવાય છે. સમજો તમને એક ઉદાહરણ આપો કે, પાણી લીધું. પાણીમાં આપણે જો મીઠું નાખીએ તો મીઠું સંપૂર્ણ ઓગળી જાય છે એટલે કે તેમાં પછી આપણને મીઠું દેખાતું નથી તેથી આપણે મીઠાને કહીએ છીએ કે તે પાણીમાં દ્રાવ્ય છે. તેમાં તેવી જ રીતે હવે તમે પાણીમાં મીઠાની જગ્યાએ રેતી નાખો તો મીઠાની જગ્યાએ તમે રેતી નાખો તો તે ઓગળશે નહીં કેમ ના ઓગળી કારણકે તે પાણીમાં અદ્રાવ્ય છે. એટલે કે પાણીમાં જે જેથી ઓગળી નહીં એથી જ તમે રેતી ને કહી શકો રેતી પાણીમાં અદ્રાવ્ય છે. એટલે કે ટૂંકમાં કોઈપણ પદાર્થને પાણીમાં નાખતા જો સંપૂર્ણ ઓગળી જાય, તો તેને કહેવાય દ્રાવ્ય અને જે ઓગળે નહીં તેને કહેવાય છે અદ્રાવ્ય. પછી વિનેગરને અહીંયા કયા નામથી ઓળખવામાં આવે છે? તો જે વિનેગર છે, તેનું અન્ય નામ છે સરકો એટલે કે સરકો એટલે વિનેગર. પછી આપણે અમુક definition જોઈ લઈએ તો કે પારદર્શક કોને કહેવાય તો જે પદાર્થની વસ્તુની આરપાર જોઈ શકાય. જેને કહેવાય પારદર્શક અને જે પદાર્થ ની આરપાર વસ્તુને જોઈ શકાતી નથી એને કહેવાય અપારદર્શક. અને પારભાસક, તો કે પારભાષક કોને કહેવાય? તો કે પદાર્થની આરપાર વસ્તુને જોઈ શકાય ખરા પણ સ્પષ્ટ નહીં તમને જે વસ્તુ હોય પદાર્થની પાછળ જે વસ્તુ હોય તે તમને, દેખાય ખરુ કે કોઈ વસ્તુ પડી છે પરંતુ સ્પષ્ટ ન દેખાય તો જે વસ્તુ સ્પષ્ટ ન દેખાય એને કહેવામાં આવે છે પારભાષક અને જે સ્પષ્ટ દેખાય તેને કહેવાય પારદર્શક. અને જે દેખાય જ નહીં એટલે કે તમે જુઓ આગળ તમને કંઈક પાત્ર મૂકી દઉં અને પાત્ર પાછળ કોઈપણ વસ્તુ પડી હોય કે તમને દેખાશે નહીં તો તેને શું કહેવાય તો તેને કહેવાય અપારદર્શક. પછી આપણે પાંચમું ચેપ્ટર જોઈએ તો પાંચમું ચેપ્ટર આપ્યું છે પદાર્થોનું અલગીકરણ. તો તેના પ્રશ્ન જોઈએ કે પદાર્થ ની મિશ્રણ માંથી અલગ કરવાની પદ્ધતિ એટલે કે તમે કોઈ પણ પદાર્થ, ઓગાળો કોઈપણ પદાર્થમાં એટલે કે પાણીમાં કેરોસીનમાં તેલમાં કે પેટ્રોલમાં કે પછી કોઈ પણ પદાર્થમાં તો તેને અલગ કઈ રીતના કરી શકાય તો આપણે તેને અલગ કરવા માટેની અલગ અલગ પદ્ધતિ આપેલી છે. તો તેમાં આપણે જોઈએ કેટલી પદ્ધતિ આવે છે તો તેમાં એક આવે છે કે તમે હાથ વડે વીણી શકો. પછી બીજું ચાળવું નિતારવું ઊપણવું, નિક્ષેપણ અને ગાળણ. એટલે આ બધી રીતના તમે અલગ કરી શકો છો એટલે હવે આપણે આને detail માં જોઈશું કોને કહેવાય વીણવું, ચાળવું, કે નિતારવું, ઊપણવું કે નિક્ષેપણ કે ગાળણ કહેવાય કોને તે આપણે તે આપણે પ્રશ્ન સ્વરૂપે સમજીએ. તો સૌ પ્રથમ જોઈએ કે મિશ્રણમાં રહેલો વજનમાં ભારે તથા તેમાં પાણી ઉમેર્યા બાદ નીચે બેસી જાય છે તે પદ્ધતિને શું કહે છે? તો કે તેને કહેવામાં આવે છે નિક્ષેપણ. એટલે કે મિશ્રણમાં રહેલો વજનમાં ભારે ઘટક એટલે કે જે મિશ્રણ છે આપણે મિશ્રણમાં જે ભારે ઘટક ઉમેરેલો હોય તે જે ભારે ઘટક ઉમેરેલો હોય તે નીચે બેસી જાય ને! તે પદ્ધતિને કહેવામાં આવે છે નિક્ષેપણ. પછી નિક્ષેપણ પદ્ધતિ દરમિયાન પાણી દૂર કરવામાં આવે છે તે રીતે ને શું કહેવામાં આવે છે? એટલે કે પછી નિક્ષેપણ નહિ આપણે પદ્ધતિ અપનાવીએ એમાં જે ભારે પદાર્થો હોય એટલે કે એટલે કે આપણે પાણીમાં ધારો કે ખાંડ ઓગાળી છે હવે તેને આપણે નક્ષેપણ કરીએ તો જે ખાંડ રહી તે નીચે બેસી જશે. તો તે,

એક જ જગ્યાએ છે ત્યાં પાણીને ભેગું કરે પાડો કરીને અને પછી થોડો મહિના ત્યાં રહેવા દે એટલે કે ત્યાં રાખી ખાડામાં પાણી અને પછી થોડાક દી પછી તમને દેખાશે કે, જે મીઠું હોય એ મીઠું એક ભારે પદાર્થ છે એટલે કે મીઠું છે એ નીચે બેસી જશે અને જે ઉપર પાણી હોય ને તે પાણી ઉપર આવશે અને ત્યારબાદ તે અગરિયાઓ શું કરે કે ઉપર પાણી હોય ને તે પાણીને કાઢી લેશે. એટલે કે જે મીઠું હોય છે તે નીચે જમા થયેલું હોય છે તે મીઠું કાઢી લે અને જે પાણી હોય તેને સૌ પ્રથમ કાઢી લીધું હોય છે એટલે તે જ રીતના જે આપણે નિક્ષેપણ પદ્ધતિ છે તે દરમિયાન આપણે જે ઉપર પાણી આવ્યું હોય છે. તે જે પાણીને કાઢવામાં આવે છે તે પદ્ધતિને કહે છે નિતારણ. પછી પાણીને બાસ્પમાં રૂપાંતર કરવાની પ્રક્રિયાને શું કહે તો કે જે પાણી હો. તેને આપણે નિતારણ એટલે કે કાઢીયે નહીં પરંતુ તેને કોઈપણ વસ્તુ માં ગરમ કરીને બાષ્પ કરવામાં આવે તો તેને કહેવાય છે બાષ્પીભવન. પછી પાણીની વરાળની તેના પ્રભાવિત સ્વરૂપમાં રૂપાંતર થવાની પ્રક્રિયાને શું કહે? તો કે પાણી રહ્યું તેને વરાળમાં રૂપાંતર કરવામાં આવે તો તેને કહેવામાં આવે છે ઘનીભવન. પછી સંતૃપ્ત દ્રાવણ એટલે કયું દ્રાવણ? પછી સંતૃપ્ત દ્રાવણ એટલે કયું દ્રાવણ એટલે કે જે સંતૃપ્ત દ્રાવણ હોય એટલે કે તે કયો દ્રાવણ કહેવાય તો કે એવું દ્રાવણ કે જેમાં તે પદાર્થને વધુ ઓગાળી શકાતો નથી.

હવે ખાંડ નાખ્યા બાદ આ દ્રાવણ કેવું થઈ ગયું તો ખાંડના કટકા થઈ ગયા આ કટકા ધારીએ કે આપણે જોઈએ કે આજે ખાંડ આજે પીળા કલર દેખાય છે તે ખાંડ છે. હવે તેને આપણે હલાવીએ એટલે કે તેને આપણે ખાંડને પાણીમાં મિશ્રિત કરીએ એટલા માટે તેને આપણે હલાવશું એટલે ખાંડમાં જે પાણી પાણીમાં જે ખાંડ છે તે મિશ્રિત થઈ જશે એટલે કેવું પાણી થઈ જશે? આ એક પાલામાં થઈ ગયું પાણી હવે આમાં ખાંડના કટકા નહીં દેખાય કારણ કે જે ખાંડ છે તે સંપૂર્ણપણે ઓગળી ગઈ છે. હવે તમે ગમે તેટલો હલાવો,

એટલે આ દ્રાવણ કેવું બની ગયું? તો કે સંતૃપ્ત દ્રાવણ પછી છઠ્ઠો ચેપ્ટર જોઈએ કે આપણે આસપાસ થતા ફેરફારો. તો કે આપણી આસપાસ થતા ફેરફારોને બે જૂથમાં વર્ગીકૃત કરી શકાય એટલે કે કયા બે જૂથ એટલે કે એવા ફેરફારો એને ઉલટાવી શકાય. અને બીજું એ છે કે, જેને આપણે ઉલટાવી શકીએ નહીં એટલે કે આપણે જે ફેરફાર છે તેને બે જૂથમાં વર્ગીકૃત કરી આજથી તે કડીઓ આપણે જે ફેરફાર થયો હોય તેને આપણે ઉલટાવી શકીએ. અને બીજા ફેરફાર અમુક એવા થતા હોય છે ધારો કે વરસાદ પડે છે તો વરસાદની કઈ બંધ ન કરી શકીએ તો તેને કહેવામાં આવે છે કે ઉલટાવી ન શકીએ તેવો ફેરફાર. પછી પ્રશ્ન જોઈએ. પદાર્થમાં ફેરફાર ક્યારે લાવી શકાય કે આપણે પદાર્થમાં ફેરફાર કરવો હોય તો પણ તેને ક્યારેય લાવી શકાય તો કે જ્યારે કોઈ અન્ય પદાર્થો ઉમેરવા થી અથવા પદાર્થને ગરમ કરવાથી. એટલે કે જો આપણે, પાણી છે તેમાં તમારે ફેરફાર કરવો હોય તો કઈ રીતના કરી શકીએ કાં તો તેમાં આપણે કંઈક ઉમેરી શકીએ અથવા તો ઉમેરેલું દ્રાવણ હોય તો તેમાંથી આપણે કાઢી લઈએ તો જ તે પદાર્થમાં ફેરફાર થાય એટલે કે, તે રીતના આપણે ફેરફાર કરી શકીએ છીએ પછી સાતમું ચેપ્ટર જોઈએ કે વનસ્પતિ ની જાણકારી મેળવીએ એટલે આપણે આ ચેપ્ટરમાં વનસ્પતિનું જોઈશું. તો કે મોટાભાગની વનસ્પતિને કે કેટલી શ્રેણીમાં વર્ગીકૃત કરી શકાય તો કે વનસ્પતિને કેટલી શ્રેણીમાં વર્ગીકૃત કરી શકાય તો કે ત્રણ રીતે એક છે છોડ, ક્ષુપ અને વૃક્ષ. એટલે કે ત્રણ રીતે આપણે વનસ્પતિની વર્ગીકૃત કરી શકીએ. તો કે હવે છોડ કોને કહેવાય, ક્ષુપ કોને કહેવાય અને વૃક્ષ કોને કહેવાય તો કે જે વનસ્પતિ ના પ્રકાંડ લીલા અને કુમળા હોય, તેને કહેવાય છોડ એટલે કે જે વનસ્પતિ હોય તેના જે પ્રકાંડ હોય ને તે લીલા હોય અને કુમળા હોય તો તેને છોડ કહેવાય અને તે સામાન્ય રીતે કેવા હોય તો કે ના ના હોય. એટલે કે જે છોડ હોય, એ નાના હોય અને વૃક્ષ જે હોય છે તે મોટા આપણે જોઈએ તો કે જે કપાસ હોય તો કપાસની આપણો કપાસનો છોડ હોય છે કપાસનો છોડ કેવો હોય તો કપાસનો છોડ હોય છે નાનો. પરંતુ જે પીપળો લઈએ તો જે પીપળો હોય તો પીપળાનું શું હોય તો આપણે કહીએ કે આ વૃક્ષ પીપળાનું છે તો કે તેની height કેવી હોય છે તો કે ઊંચી હોય છે એટલે કે મોટા હોય એટલે તે રીતના જે છોડ હોય, છોડનાનો હોય અને વૃક્ષ મોટો હોય પછી જે છોડ હોય, છે છોડની શાખાઓ વધારે હોતી નથી એટલે છોડની શાખાઓની લિમિટ હોય છે. તેની શાખાઓ એટલી બધી વધારે હોતી નથી. પછી જોઈએ ક્ષુપ તો ક્ષુપમાં કેવું છે એટલે એક વનસ્પતિઓની શાખાઓ નો આધાર sorry દોસ્તો શાખાઓ આધાર પાસેથી નીકળતી હોય છે અને પ્રકાંડ મજબૂત હોય જે ક્ષુપ હોય, તેનો પ્રકાંડ મજબૂત હોય છે પરંતુ બહુ જાડું હોતું નથી એટલે કે પ્રકાંડ મજબૂત હોય અને તે જાડા ન હોય તો તે આવી વનસ્પતિને કહેવામાં આવે છે ક્ષુપ અને પછી જોઈએ છે, વૃક્ષ તો કે વૃક્ષમાં કેવું હોય તો કહે વનસ્પતિઓ ઘણી ઊંચી હોય અને તે કઠણ અને જાડા કઠણ પ્રકાંડ હોય અને જે પીપળનું વૃક્ષ છે તેમાં તમે જુઓ તો જે ઝાડ હોય તે જાડો હોય. એ જાડો હોય ને એટલે તેનો પ્રકાંડ પણ મજબૂત હોય તો તેને શું કહેવાય? તો કે તેને કહેવાય વૃક્ષ. પછી પ્રકાંડની જમીનથી ઘણા ઊંચે ઉપરના ભાગમાં શાખાઓ આવેલી હોય છે તો કે વૃક્ષમાં જોઈએ છીએ કે વૃક્ષ આમ ઉભો હોય એટલે શાખા બધી ઉપર હોય છે એટલે કે વૃક્ષ ને,

તો તે જમીન ઉપર ફેલાય છે તો તે વનસ્પતિને કેવી વનસ્પતિ તરીકે ઓળખવામાં આવે છે તો કે એવી વનસ્પતિ કે જેમના પ્રકાંડ મજબૂત ન હોય એટલે તે ટટ્ટાર ઊભી ન રહી શકે. તો તે જે જમીન સાથે ફેલાઈ જાય છે તો તે વનસ્પતિને કેવી વનસ્પતિ કહેવાય તો તેને કહેવામાં આવે છે ભૂપ્રસારી વનસ્પતિ અને આપણે દેશી ભાષામાં કહીએ તો આપણે તેને કહીએ છીએ કે વેલ. કે જે વેલ હોય તે આપણે, કાકડી હોય તો કાકડી કઈ રીતના થાય તો કે કાકડી ની વેલ હોય છે જે જમીન સાથે આવી રીતના નીચે પથરાયેલી હોય છે અને આપણે વૈજ્ઞાનિક ભાષામાં કહીએ તો તેને કહેવામાં આવે છે ભૂ પ્રસારી વનસ્પતિ.

તે મૂળથી છોડના જે પર્ણો હોય ત્યાં સુધી પાણી પહોંચાડવાની કામ કરે છે પ્રકાંડ. પછી જે ભાગથી પર્ણ એ પ્રકાંડ સાથે જોડાયેલું હોય છે તેને શું કહે છે? એટલે કે જે ભાગથી પર્ણ છે તે પ્રકાંડ સાથે જોડાયેલો હોય તેને કહેવામાં આવે છે પર્ણદંડ. તો આપણે અહીં જોઈએ. મગફળીની સારી વૃદ્ધિ થાય અને દોડવાનો સારો વિકાસ થાય ત્યાં માટે સારી ફળદ્રુપતા ધરાવતી પ્રયત્નની સગવડતા વાળી જમીન પસંદ કરવી જોઈએ તેમજ જમીનની ખેતી ખેતી પર થી અને પરભરી બનાવી જોઈએ આ માટે હળ ની ઊંડી ખેતી અને જડીયાર અને કચરો વીણી લીધા આ બે વખત ઘર ઘર ઘરભ ની ખેળ કરી સમર સમાર મારી જમીન સમતલ બનવી જોઈએ પછી જરૂરી અંતરે સા સાત કાઢી લેવી

તટ નો સડો સુકારો તથા નિંદામણ પણ વધે છે આની સામે ઊંડી ખેળ કરવાની કરવાથી નીચે પ્રમાણેના ફાયદા ફાયદા થાય છે બતિયું ખાત મગફળીનું સારું ઉત્પાદન લેવા માટે જમીન તૈયાર કરતી વખતે હેળપ થી આઠ થી દસ ટન સારું કોવાયેલું કોવા કોવાયેલું ગળતિયું ખાતર આપવું જોઈએ જો સેન્દ્રીય ખાતર ન મળે મળે તો હેકટરે હેકટરે પાણસો કિલોગ્રામ દિવેલ નો કોલ જમીન તૈયાર કરતી વખતે આપવો જોઈએ સૌરાષ્ટ્ર મગફળી સંશોધન કેન્દ્ર જુનાગઢ ખાતે દિવાલોના ફળના સંખદ સાંદ્રધત બે વર્ષ સુધી બે વર્ષ સુધી પત્તા ખેડૂતોના ખેતર ઉપર લીધેલ હતો જેના પરિણામે માલમ માલમ પડેલ છે કે કઠણ કઠણ સડા ના ચોસઇ ટકા અને અથડાથડાના રોગના પંચાવન ટકા જેટલો ઘટાડો થયેલ હતો અને બત્રીશ ટકા જેટલું વધારે ઉત્પાદન અને કુલ આવકમા તીસ ટકા વધારો જોવા મળેલ હતો મગફળીના પાકને હેકટરે બાર point પાંચ કિલોગ્રામ નાઇટ્રોજન અને પચીસ કિલોગ્રામ ફોસ્ફરસ અને પચાસ કિલો પચાસ કીગરો ફોટાસે ફોટા આપવાની ભલામણ છે પરંતુ જમીન આનું નાનું સ્પષ્ટ કારણ કરે ભલામણ મુજબ રાસાયણિક ખાતર જમીન તૈયાર કરતી વખતે સ ચાંસ માં આપ ચાંસ માં આપ આપવા જોઈએ આ માટે Ammonium Sulphate બાસઠ point પાંચ કિલોગ્રામ અને single Super phosphat એકસો છપ્પન કિલોગ્રામ પર થી લિટર છાસમાં રાયસ જેવુ બેકટર રાયસ જેવુ બેકટર જે આ જે એક પ્રકારનું જૈવિક ખાતર છે તેનો ઉપયોગ કરવો જોઈએ ખાતર મગફળીના છોડ ને મુખ્ય અને ગૌણ પોષણ તત્વો જરૂરી જરૂરી પ્રમાણમાં લેવા માટે મદદ કરે છે. સતત ત્રણ વર્ષ સુધી લેવામાં આવેલા અખતરા ના પરિણામો ઉપરથી માલુમ પડેલ છે કે ભલામણ કરેલ રાજધાની ખાતરો સાથે ત્રીજી સીઆર પાનસોગ્રામ પેટી એડેપ્ટર ચુમાલીસ ટકા વધારો જોવા મળેલો હતો આ ઉપરાંત જમીન માં પોટસની ની ઉણપ હોય તો ભારે જમીન એક્ટરે એશી કિલોગ્રામ અને હલકે જમીનમાં એક સો વીસ કિલોગ્રામ પોટર આપવાની ભલામણ છે તેમજ જો જમીન પાસ પાંચ મિનિટ હોય તો જમીનમાં પાંચ ટન પ્રતિ હેડક્ટર એક્ટરે ગિફ્ટસ ગિફ્ટ માં ઉમેરવો જોઈએ સૌરાષ્ટ્રની અમુક જમીનમાં લો કે સૂક્ષ્મ તત્વોની ખામી જોવા મળે છે આવી જમીન માં જો બદક બદક ની ઉણપ જોવા મળે તો એડેપ્ટર વીસ કિલોગ્રામ સર્પર રોડ તત્વને ઉણપ હોય તો ઍક્ટરે એ દસ કિલોગ્રામ

આપણો જોઈએ ચોમાસુ આવે તારા માટે વાવેતર સમયના વાવેતર સમયના ત્રણ તબક્કામાં વાવેતર થાય છે ખૂબ સારો ઉત્પાદન મેળવવા ચોમાસુ વરસાદ થાય તે પહેલા એક એક પહેલા એટલે કે મે મહિનાના છેલ્લા અઠવાડિયા અઠવાડિયાથી જુન મહિનાના પ્રથમ અઠવાડિયા સુધીમાં એ જ time આપીને મગફળીનું આગોતરું વાવેતર કરવું હોય તો જે જોય દસ અથવા જીજે અગિયાર અથવા જીજે તેર અથવા જેજી જીજેજી સાતર જેવી મોદી પાક થી મેલડી મગફળીનું વાવેતર કરવું ઘણા વર્ષોથી એક જ જમીનમાં દર વર્ષ મગફળી નું વાવેતર કરવાથી અન્ય ધન્ય રોગ જોવા કે કોલરોડ થળ નું કવાળું એમરોડ વગેરેનું પ્રમાણ વધતું જાય છે જેના પરિણામે વાવેતર કરેલ વિસ્તારમાં છોડની સંખ્યા ઘટી જવાથી ઉત્પાદન ઓછું મળે છે એટલા માટે આ રોગો થી મૂળ કુમળા છોડ નું રક્ષણ કરવામાં કરવા માટે બીજ બીજને વાવતા પહેલા એક કિલોગ્રામ બિયારણ દીઠ ત્રણ ગ્રામ ત્રણ ગ્રામ પ્રમાણે

બીજ નો માવજત કરવા બેસિગ વાપરવું વાવણી પછી અને બીજું પુરાણ થાય ત્યાં પહેલા એક્ટર દીઠ ટેડી મિસાલીન નામની નિદામણ નાશ નશાક દવા એક કિલોગ્રામ ચપટી ચક્રો એક લેટર પાણીમાં દ્રાવણ બનાવી જમીન પર એક્ટરે છટકાવ કરવો ત્યારબાદ એક મહિના પછી એક એકવાર આંતર ખેડા અને નિંદામણ કરવાથી નીંદણાનો નિયંત્રણ કરી શકાય છે દક્ષિણ સૌરાષ્ટ્રમાં મગફળી ભાવ પાક પદ્ધતિમાં નીંદ નીંદર નિયંત્રણ માટે સોલો સોલો સોલોરોડ લીક એક્ટર દીઠ જીરો point નવ કિલોગ્રામ સક્રિય તત્વો પાનસો લિટર પાણીમાં ઉગા ઉગા ઉગાડીને બીજ વાવ્યા પછી અને ઉ ઊગતા પહેલા છટકાવ કરવો તેમજ વાવણી પછી વચ્ચે પચીસ પિસ્તાળીસ અને સાહીઠ દિવસ હાથ નિદા માં અને આ અંતર ખેળ કરવા ચોમાસું દરમિયાન વરસાદ પૂરતો અને પ્રમાણ સપ્રમાણ સપ્રમાણ વેચની થયેલ હોય તો મગફળી પાકને પૂરો પ્રેત આપવાની જરૂર જરૂર રહેતી નથી પરંતુ જો ફૂલ ફુલાવર સૂર્યા મગફળી સૂકી ખેતી અને તે પણ નિયમિત વરસ વરસાદ વાળા વાતાવરણ નો પાક પાક છે તેથી એકલો પાક લેવાથી મોટું નુકસાન

ઘટાડી શકાય છે અને સરવાળા બે પાક માંથી ખેડૂતને વધુ આવક મળી શકે છે એટલે અંતર કે રેલી પાક પદ્ધતિ અપનાવી ઉગડી મગફળી અને

શંકર કપાસ એકસો એશી સેમીના અંતરે વાવેતર કરી વચ્ચે ઉપડી મગફળીની બે હાર કરવી મગફળીની વેલડી જાત નું નેવ સેમી ના અંતરે વાવેતર કરી વચ્ચે સૂર્યમુખીની એક હાર કરવી શંકર એરંડી નું એક સો વીસ સેમી ના અંતરે વાવેતર કરી વચ્ચે ઉપડી મગફળી ની બે હાર કરી થયા નેવ સેમી ના અંતરે વાવી બે મગફળીની જાતના ઉભા પાક માં છેલ્લે અંતર ખેળ પછી તુવેરની મધ્યમ મોડી પાક જાત બેડબેડ બે મગફળીના બે ચાર વચ્ચે વાવેતર કરવાથી મગફળીના પાક ઉત્પાદન ઘટાડો થયા વગર વધારવાનું ઉત્પાદન મેળ મેળવી શકાય છે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

ભાઈ મારે તો ચાલે છે ઠીક કેવું લાગે છે આ વખતે પેપર કેવા હશે આ વખતે તો બેહજાર ઓગણીસ ની છે ભાઈ પેપર style બારે જતો રે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

બાકી બધા માં? બિજા માં તો પાજ જેવું જ લાગે છે પાસ ઉપર નાં માં હાય મને તો tension છો હો ભાઈ બઉ યાર ભાઈ english નું પેપર બધા એ બઉ hard આવે છે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 અરે અમે તો આપ્યા છે એટલે તો તમને કહીએ છીએ ભાઈ વાંચો નકાર તો fail ઠસો confirm છે અરે ભાઈ કઈ hint તો આપો પાસ થવા જેવી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 જોવો રોજ સવારે વેલા ઉઠી જવા નું નાઈ ધોઈ ને બેસી જવા નું પેલા તો theory cal subject છે ને એને નહિ અડવા ના જે mathematics ચ્જે science છે એવા subject પેલા પુરા કર લેવા નાં કેમ કે એ subject મોટા હોય છે બધા એ subject પુરા થઈજાય ને તમાર તકલીફ નહિ પછી theory cal તો શું એક એક week આપો ને તો બી complete થઇ જાય એ થઇ ગયા છે બે ત્રણ વિષય છે એ બઉ hard લાગે છે એવું છે ભાઈ તમે કઈ તમે મારી જોડે આપડે full support કરીશું તમને. તમાર ઓળખાણ માં કોઈ tuition કોઈ સાહેબ સારો

હા હા હા

અરે એ સાહેબ મસ્ત ભણાવે છે એ s ss s નાં subject social science ના subject છે ને એ બઉ જોરદાર ભણાવે છે એ રહ્યા અને science પણ જોરદાર ભણાવે છે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 extra class માં તો બઉ બઉ જોરદાર જોરદાર બધા છે તમારે લેવા હોય તો તમે મને કેજો ને હું મારે બઉ બધા ઓળખાણ છે મારી હું તમને ત્યાં લગાવી આપીશ હું તમને

અમે અમે જતા હતા અમર એક madam હતા કિંજલ madam કરીને ત્યાં જતા હતા હા એ મસ્ત ભણાવતા હતા તેમનું account state બઉ power full હતું હા તેમની account state બઉ power full હતી એટલે અમને મજા આવતી હતી તમારે ભણવું છે ત્યાં account state બઉ મસ્ત ભણાવે છે એ રહ્યા વાત કરી દઈસ તમારી વાત કરી દઈસ તમને fee પોસાશે પણ કઈ એટલી બધી પણ નથી એક મહિના ની એક હજાર બે હજાર હશે વધારે નહિ હોય તો તો પછી તમારું કેમ કે એ madam બઉ જોરદાર છે એમને master degree કરેલી છે account state માં હા ભાઈ બઉ જોરદા ભણાવે અને english કેવું ભણાવે?

બ english એટલું power full નથી english માટે મેં એક sir હતા ભાદ્રેક sir કરી ને galaxy બાજુ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 મારે મારે યા english કઈક હતા પંચાવન સાહીંઠ જેવા મને તો લાગતું નાતુ કે હું પાસ થઈશ હા ભાઈ મારા પોતા પર ભરોસો નતો કે મુ પાસ થઇ જઈસ પણ એ સાહેબે મારા પાછળ બઉ મહેનત કરી હતી.

હા અમે બી કરી હતી પણ એ સાહેબે મારા પર બઉ ધ્યાન આપ્યું હતું કકે તું પાસ થઇ જા દિવસ માં મારા ખ્યાલ થી ત્રણ સાડા ત્રણ કલાક વાંચો ને તો તો પાસ થઇ જાઓ હજુ તો exam નાં બે મહિના બાકી છે તમે તૈયારી જોરદાર કરો તમાતે કઈ નહિ તો સિત્તેર પંચોતેર ટકા તો ક્યાય નહિ ગયા